જે એમાંથી ઈયત નાય નિક તો વીઘટો ના ઈંડા આવે છે. તો આપણે માના ઈંડા છે. જ્યાં ફુદા ના ઈંડા આપી

એ જયારે વાપરતા હોઈએ ખેડૂતો જ્યાં જીવવાણી છે તેઓ બાજુ ના રાખીયે એ સામુહિક અભ્યાન કરીયે આવે છે આપણે આપણને એ નજીક ની પ્રોટીન કોરો બાજી નો કીટકો છે કે જેની અંદર એ કીટકોની અંદર જયારે રોગ આવે મારી છે આપણે જયારે દવાઈ ઘણી વાર આપણે ઈયળો આપણે જોવા મળે છે ફરી વાર એ ઝાડ ઉપર એના ઉપર

લટકેલી જોવા મળે છે જો આવું કે કારણે ઈયળ માં જમો થાય

આવો તો ભેગી થઈ ને જીવા ની અંદર ને પદ્ધતિ નો જો આપણે એમાંથી આપણે બચી શકીયે ખેડૂત ભાઈ ઓ આપ જાણો છો કે આ બધી તાંત્રિકતા બેડ મશીન છે શકે અને જે બની શકે આ આપનો લાભો કેવી રિયે મેળવી શકે. આજનો મારો ટોપિક છે ચાણક્યનીતિ. આર્ય બીજાના ઉપદેશ કરવામાં પંડિતે અને સર્વને સહેલી પડે છે. પણ પોતે સદાચરમાં વર્તુવુએ કોઈ માં હોય છે. આમ તો પણ તેથી નીતિને ત્રિકોણ પોરુષોને સવગમ કરીને તે શાસ્ત્રોના અવલોકન દ્વારા જ્ઞાન મેળવનો તે થતો નથી. જો એમ કરીને તો વસ્તુ પ્રાપ્ત થવી પણ સક્યવીના ધારેલા પ્રદેશને પોહ્ચાતો નથી તેમ નીતીશાત્રોમાં પણ માર્ગ શોધવાના તેમજ નિપુર્ણ પાઠકને પુરુષોના સવાગમ તથા તેના આ ચરણનો અવલોકન કરી અથવા અવશ્ય કર્તવ્ય છે. પોતાની બાળવયવ્સ્થાથી જ દૂર કરીને ઉત્સાહપૂર્વક નીતિઓના ગ્રંથના સદાચાર વલોકન કરવું. તથા સદ્પુરુષોના લગાડીને એમાં સમાગમનો પોતાનો અવકાશમાં સમય રોકવો એથી સ્વભાવિક સહીતેજ કેટલાક દુર્ગણો નિર્મૂળ થઈને નીતિઓના સિધ્ધાંત હૃદયરોગ થશે તથા દયકતમાં શાંતિ ધૈર્ય દિશાભિમાન નીરાભી માનતા અને વિનેય વીવેકાદીત સદગુણોને અવદેશે છે. જયારે સદગુણો ઉદય પામ્યા ત્યારે આંતર માંથી ધર્મસુદક આહ લય પામી સર્વધર્મ શુદ્ધ સાત્વિક વૃદ્ધિ પ્રાપ્ત થઈ. પૂર્વસંક્ષીપ અજ્ઞાનકૃત મોજન્ય ઉત્પન્ન થયેલા અને કરી લેશે અને પરમપવિત્ર પિતાના અ પિતાપરમાત્મા પ્રસન્ન થઈ ને તેમની પ્રેમ રક્ષણા પુરા પઁક્તિનો ઉદેય કરશે તેથી જ અક્ષય મુખ પામશે વળી વિચાર કરીને જોઇએ તો નીતિ ના ઉપયોગ એટલા ભારંભારી એક સુખમાં જ નથી. પરંતુ અયીકસુખમાં પણ અને સ્થળે જેની જરૂર છે. પોતાના માતાપિતા સગાસંબધીયો જ્ઞાતિ વિવિધ મંડળ અને રાજાથી માંડીને રંગપર્યત અને જનોના સાથે કેવી રીતના કેટલી મર્યાદાથી વર્તવું યથાર્થ નામ કહીને જ થાય છે. અને લોકોમાં સારા મન પ્રતિસ્થવૃદ્ધિ પામી સમયમાં વધારો થાય છે. અને પોતાની આ સંસારની મુસાફરી સુકત થઈ પડી અંતે પણ કલ્યાણકારી નીવડે છે. પરમપુરુસાર્થ જે મોક્ષ કે જેને અક્ષય સુખની પ્રાપ્તિ થઈ છે જેનો મુખ્ય સાધન પણ નીતિ છે. નીતિથી જ સધર્મ વૃદ્ધિ અંતરની પ્રાપ્તિ થાય છે. અને સાધનો મહાત્મા પુરુષોના સદાસમાગમ અભિવૃચિ વધે છે. અભિવૃદ્ધિ વધતા પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ યથાર્થ રીતે જાણવાની ઉત્કંઠ ઉત્પન્ન થઈ

આવો અહીંકામ મુસ્મિક સાર્થક મતલબ લૌકિક પરલૌકિક સુખ સંપાદક નીતિમાં જ છે. જેનો અનુભવ પ્રતેય મનુષ્યને મેળવવો એ અવશ્ય કર્તવ્ય છે. એ માર્ગનો અનુભવ મેળવવા આપણે પ્રાચીનના આર્ય પોતાની સ્થિતિને અક્ષય કરી ગયા છે. જેને અનુસાર આપણે પણ પ્રવુતિ કરીશુ તો તે ગણનામાં આવવું કોઈ શક્ય નથી. સંસ્કૃતિ ભાષામાં નીતિ જ્ઞાનના અપૂર્વમાં એવા લઘુ ગ્રંથો ના જેમકે દહનનીતિ શુક્રનીતિ કામણનીતિ

એ મનુષ્યને શક્તિ હદ બહારનું કામ છે પણ સર્વસ્થમતી થઈ ને એવો ગ્રંથ હોય ઘણો ઉપયોગી છે. એવા હેતુ મનમાં રાખીને કેટલાક ઘણા ગ્રંથો રચાયેલા છે. એ ગ્રંથ જો ઘણો મોટો નથી તો પણ કેટલી રીતે સારભૂતનીતિમાં દર્શક છે. ખરવા ગ્રંથ કરતા ચાણક્ય કરીને નીતિ મહાન ઋષિપ્રચીન ગાનમાં થઈ ગયા હશે. જેમનો જન્મ ક્યારે થયો અને કોના સમયમાં હતા એવા સ્થળોથી મળ્યો નથી પરંતુ તેમના જ્ઞાન વિશે સાક્ષી કમરનીતિ ગ્રથ વગેરે મળે છે. અને પોતાના લખેલા ગ્રંથોમાં પણ આ ગ્રંથ સર્વંસહારભૂત છે. પ્રમાણે લખેલું આ ગ્રંથના પ્રત્યેક્ષ લોક પ્રમાણે આપવા સ્મરણ રાખવા તથા મનને કરવા લાયક છે. યથી કેટલીક ભાષામાં તેના ગદ્ય પર્દ્યાત્મક તથા પણ થયા છે.

પ્રતેયયનો લાભ લેય આવા ઉદેશ્ય રાખી આ ભાષાંતર છપાવી મેં પ્રગટ કર્યું છે. આમાં શુઘ્ઘતા સ્મરણતા અને તથા ટૂંકમાં તાતપર્ય બનાવવામાં મારાથી કહીયે છીએ તો પણ કેટલાક સ્થળે ખામી તો રહી જ છે. માટે સુજ્ઞન વિઘવાનો અને ક્ષમા કરશે એવી આશા રાખું છું. આ ગ્રંથ તપાસવા તથા તેમજ યોગ્ય સૂચના કરવાના સંબંધોમાં શાસ્ત્રી હરિવલ્લભ ગોવિંદજી અને શાસ્ત્રી લક્ષ્મીશંકર જયશંકરે તથા આ પુસ્તકના તપાશવમાં શાસ્ત્રી લધારામ શર્માએ શ્રમ લીધો છે. માટે આ સ્થળે તેમના પૂર્ણ આભાર માનું છું. સ્વર્ગમાં મૃત્યુને પાતાળ એ ત્રણ લોકના અધિપતિ પાતાળ સર્વશક્તિમાન સર્વત્ર વ્યાપક વિષ્ણુ મસ્તક વડે પ્રણામ કરીને હું ઘણા શાસ્ત્રો માંથી ઉદ્ધાર કરેલા રાજનીતિ સંઘનને પ્રગટ કરું છું. જે પુરુષો જે પુરુષ આને શાસ્ત્રની મર્યાદા તેને ગણીને ધર્મ શાસ્ત્રમાં પ્રસિદ્ધ શુભ અને અશુભ કાર્યોને જાણે તથા અતિ ઉત્તમ ગણાય છે. હું લોકોના કલ્યાણ કલ્યાણને સાર અને રાજનીતિ સંગ્રહનું કથન કરું છું. જે જાણવાથી મનુષ્યને સર્વ સંવેદનશીલ પ્રાપ્ત થયું છે. બહાઉદ્દેન શિષ્યને ભણાવવાથી એ દ્રષ્ટિનું પાલન પોષણ કરવાથી અને દુઃખના મનુષ્યને સાથે વયવ્હાર કરવાથી ને પણ દુઃખ થાય છે. દુર્ગુણી સ્ત્રી ખાણમિત્ર સામો જવાબ દેનાર સેવકોને જેમાં સર્પ વસેલો હોય તેવા ઘરમાં રેહવું એટલા વાનામાં મરણ સમાજ છે. આપત્તિમાં સહાયભૂત થાય અને સારું દ્રવ્યનું સંરક્ષણ કરવું દ્રવ્ય કરીને ખર્ચીને પણ સ્ત્રીનું સંરક્ષણ કરવું અને પોતાના દેહનું રક્ષણ નિરંતર કરવા સારું સ્ત્રી તથા ધન બેવને પ્રિય ન કરતા ઉપયોગમાં લેવા પ્રધાન કહે છે આપત્તિના નિવારણ આહ સારું ધનની રક્ષા કરવી અને રાજા કહે છે લક્ષ્મીવાને

થવાના સાધનો પણ જ્યાં ન હોય તેવા દેશમાં કોઈએ વાસ ન કરવો તે સ્થાનમાં ધનવાન પુરુષ વૈદશાસ્ત્ર સંપન્ન બ્રાહ્મણ સારો રાજા નદી અને પાંચ વૈદ જેવા આટલાવાના ન હોય તે સ્થાનમાં આ સુજ્ઞન મનુષ્ય એકદિવશ પણ વાસ ન કરવો દુર્ગુણનો ભય લજા સલપણું અને ઉદરનીટી પ્રકૃતિ એટલા પાંચ વાના છે. જે સ્થનમાં ન હોય તે સ્થાન મનુષ્યમાં માટે સંગથી પણ ન કરવું. આજ્ઞાના કરવાથી સેવકો પરીક્ષા થાય છે અને દુઃખ સમયમાં ભાઈઓની પરીક્ષા થાય છે. તથા આપત્તિમાં મિત્ર ની પરીક્ષા થાય છે અને વિધિ વૈભાવોનો નાશ થાય છે. સ્ત્રી ની પરીક્ષા થાય છે. અને કાર્ય થી થઈ હોય ત્યારે પણ દુઃખ આવી પડે ત્યારે દુકાળ ના સમયમાં શત્રુ સાથે સંગ્રામ કરતા સંકટ પડે છે. રાજદરબારમાં અને સ્મશાનમાં આવીને જે સહાય તરીકે સંકટનું નિવારણ કરે છે. તેમનું આ બાંધવ કહેવાય છે. જે મનુષ્યમાં અવિનાશ પદાર્થનો ત્યાગ કરે વિનાશ પદાર્થનું સેવન કરે છે. તથા અવિનાશ પદાર્થ એ વિનાશી પદાર્થ તો નાશ રૂપ જ છે. બુદ્ધિમાન પુરુષે રૂપરેટ કન્યા જો ફૂલવાનની પુત્રી હોય તો તેની સાથે લગ્ન કરવું પરંતુ રૂપસીંદવાન હોય અને નીચા કુળમાં ઉત્પન્ન થયેલી કન્યા સાથે લગ્ન ન કરવું કેમકે વિવાહ સમાજના કુળમાં કરવો યોગ્ય નથી. શસ્ત્રધારી મનુષ્યનો નખવાળા જાનવરોનો સિંગડાંવાળો પ્રાણીઓને દુર્ગની સ્ત્રીઓના અને રાજાના કુલ નો કોઈ વિશ્વાસ ન કરવો. વિષથી અમૃત શુદ્ધ પ્રદાર્થ સુવર્ણ નીચેની પાસેથી ઉત્તમ વિદ્યા દુષ્કાળમાં સ્ત્રીરૂપી એ રત્ન પ્રાપ્ત થયેલું હોય તો ગ્રહણ કરવું. પુરુષ કરતા સ્ત્રીમાં આહારની શક્તિ બમણી લાજ ચીર ધણી અને કામના કામનાની શક્તિ આઠગની એ વધારે હોય છે. ખોટું બોલવાની ટેવ વગર સાચે વિચારે કામ કરવું. કપટ કરવું મૂર્ખતા કરવી અતિ લોભે પણ અપવિત્ર અપવિત્રતા અને નિર્દેહપણું એટલા દોર્ષો સ્ત્રીમાં સ્વભાવિક રીતે હે છે. ભોજન કરવા યોગ્ય પદાર્થો ભોજન કરવાનો શક્તિ કામ કરવા કામના ભોગાવાની સામર્થ્ય સુંદરતી અને સાર્વ અને ઉધારતાની શક્તિ આટલા વાના પ્રાપ્ત થવા એ મહાનતકનું ફળ છે. જેને પુત્રો અજ્ઞાના કરી છે તેની ઈચ્છા પ્રમાણે આ ચાલનારી સ્ત્રીઓ છે. ઈશ્વર ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત થયેલા પદાર્થ નો જે સંતોષ રાખે છે. તેના લોક જ સર્વ સ્વર્ગ સમન સુખકારક છે. જે માબાપની ભક્તિ કરનાર જે પુત્ર જે પોષણ કરનાર તે જ પિતા અને જેના પૂર્ણપુરુષ રખાય છે તેજ મિત્ર જેનાથી સુખ મળે તેજ સ્ત્રી પાછળથી કામ ને બગાડ નારુ અને મોહે મીઠું બોલે પ્રીતિ જણાવદાર મિત્રનો જેમ વિષથી ભરેલો ઘડો હોયને મુખ પણ મુખ દૂધ નાખેલું હોય અને ત્યાગ કરિયર છીએ. તેમ તે મિત્રનો ત્યાગ કરવો. ભૂમિતિનો વિશ્વાસ ક્યારેય ન કરવો. તેમને

હા sir મારે એક sir મારે તમારી App માંથી મતલબ app વિશે જાણકારી જોઈતી હતી મતલબ આપણે Online Medicine માટે Online Doctor માટે એના માટે આપણે instadoc માં શું છે? sir અમ અને આપણે book appointment હોય એ માનીલ્યો કે મતલબ આપણે મતલબ કેટલા time એટલે આપણે શું કહેવાય most of time આપણે કેટલા time પહેલા કરાવી પડે? હા અને આપણા packages શું શું છે sir?

three nine nine discount જેટલું મળી જાય એમ ને? હમ અને આપણે sir doctor આપણે consult કરવા હોય બરોબર તમારી ત્યાંથી તો મતલબ staff મળી રહે ને? જી આપણે જોઈ એ મતલબ સારા. અને જે હોય એ નજીકના આપણા હોય કે પછી દૂર ના એમ? જે નજીક ના હોય એ એટલે

અને આપણે sir એમ તો હું છું ગુજરાતનો પણ આપણે રહીએ છીએ બેંગ્લોરમાં ઠીક છે, તો આપણે કઈ રીતે છે બેંગલોરમાં health checkup? નો packages ને doctor નું જણા જણાવશો તો સારું. packages તમે કયો તો સારું sir એમ. જી આપ આપણે બેંગલોર ને જી છે એના માટે પૂછતો હતો sir okay નહિતર એવું જાણ થઈતી એટલે પૂછ્યું તું તમારું mail sir કેહશો જરા okay payment નું sir મતલબ કઈ રીતે તમારે online કઈ રીતે એટલે કઈ રીતે payment કરવાની એ પૂછતો હતો. એટલે ગમે તે મતલબ ગમે તે રીતે કરી શકે એમને payment અને આપણે sir medicine મંગાવી હોય તો કોઈ ભી medicine મળી રહે? એટલે એના કેટલા time માં મળી રહે?

હમ બીજુ તમારામાં શું benefit કે તમારી જ app અમે વાપરી શકીએ? હા પણ એટલે અત્યારે તો મતલબ ઘણી ઓલી બધી છે ને અમ શું કેહવાય healthcare app એટલે તમારી જેમ એના માટે કેમ તમારી જ વાપરવી એના માટે benifits

બીજુ કઈ તમે શું કેહવાય ઓફરોમાં બીજુ? તમારી app google પર મળી રેહશે?

બીજુ કઈ sir તમારી app વિશે જેવુ કે આપણે delivery નું કઈ જે આપણી આ medicine નું છે નામ છે કઈ મતલબ શું કેહવાય કે જેમ જલ્દી બને એવી થાય એના માટે મતલબ દવા તો બરોબર જ હોય ને મતલબ હમ હમ હમ અને આપણી આ health insurance ના plan નું ભી હશે ને sir

આમાં આમાં નહીં હોય તો બીજી એટલે તમારી app જ છે? online online ના થય શકે sir

owner નું નામ sir તમારે ટાટા હા છે sir પૂછવું તો પડે ને

અને હા બોલો બોલો, બોલો.

હા તો એમાં એવું હતું friend ને થોડું મગજનો problem હતો તો એના માટે આપણે બોલાવી શકી ને મતલબ એના માટે તો ત્યાં જવું પડે ને કેમ કે Instrument ને તેના માટે

હા તો એટલે મતલબ અમ મતલબ પેહલા તો આવે ને doctor જી આપણે appoint કરીયે doctor એ આવે ને પેહલા તો ઘરે

હા એટલે ઈ મતલબ ઘરે આવે ને તો પછી આપડે જવાનું થાય ને મતલબ એમ પૂછતો હતો sir

અહી lab test માં મતલબ કઈ કઈ સબ test માં જરા કહજો ને અમ એટલે બધુ થઈ રહે બધી test આપણે કરાવી શકીયે. બધાની price જરા કહશો sir okay sir app માં ન મળી નોહતું મળતું એટલે તો તમને call કર્યો હતો sir નહિતર તો તમને હું call કરું. ત્યાં sir મળી નહીં, મળી નહીં એટલે તો call કર્યો હતો sir એટલે તો help center માં call કર્યો.

એ તમારે શું જાણવાની જરૂર sir તમે lab નું કયો ને જે તમારું packages છે એ કયો ને નથી મળતું. જી price કહું છું sir

મતલબ અ અઢારસો શેની છે sir એટલે બધાય action એટલે મારે sir શું કેહવાય અમ મારે COVID નો RT-PCR નું કરવું હોય તો આપણે એના માટે એની શું price છે? કેટલી પંદરશો તો sir એ પ્રમાણે તો વધારે કેહવાય અને આપણે Thyroid profile માટે Thyroid માટે અને આપણે blood blood નું આપણે blood test કરાવુ હોય એનાં માટે? blood group અને આપણે કોઈ Vitamin Vitamin માટેનું? એટલે એ તો ના સમજણું કે full body checkup અઢારસો રૂપિયા મા ને Thyroid બે હજાર મા?

પણ એ ઓનું બે હજાર ને આખું body checkup અઢારસો માં એ ના સમજણું sir

ના sir જોઈતો છે પણ એટલે થોડુંક અજુગતું લાગે એમ નવીન લાગે. હમ હમ સારું સારું. હા બીજુ તો એ હતું કે આપણે medicine માટેનું હતું. તમારી medicine નું ક્યાંથી pack થાય શું કઈ એ પૂછવું હતું મતલબ ખબર પડે એમ હમ એટલે મતલબ બધી રીતે બરોબર હોય ને કેમ કે અમુક મે અમુક એ એમ કીધું હતું કે વાર એટલે લાગે sir અમે customer નું ધ્યાન રાખવામાં જાય એટલે અમે સારી medicine બનાવવામાં time લાગે એટલા માટે અને તમે કેવી રીતે એક તમારા જેવા call center સાથે વાત થઈ હતી એટલે એને આ રીતે વાત થઈ હતી એને એમ કીધું હતું.

Okay Thank you ના sir ના, ના પ્રજીવો પ્રજી બધાજ પ્રજીવો પ્રુષ્ટજીવન અને વિષ્વષીયો અને hydrogenous અને bigrakleske અ પશુ પજીતીઓ paration તરીકે જીવનમાં જીવે છે એઓ પ્રાણીઓ આદિ સંબંધીઓ permeative relatives માનવા માં આવે છે પુષ્ટ જીવન અને જથ્થા એટલે કે growth છે અમીબા અમીબા સજીવો આ સજીવો મીઠાંપાણી માં ખરાપાણી માં અને ભીની જમીનમાં જીવે છે તેઓ તેઓ શિકાર તરફી શિકાર તરફ ખસી ખોટા પગ પ્રસારીને શિકારને પકડે છે દાખલા તરીકે અમીબા ખારા પાણીના સ્વરૂપો તેમની તેમની સપાટી પર ના સિલકા આવ આવરણો ધરાવે છે તેમના કેટલાક પર પરોપકારી પરોપકારી પરોપકારી પરોપજીવી તારીકે છે ઉદારહણ અમીબા આ જથ્થા ને સામાજિક મુક્તવી કે priliving પરોપજીવી છે તેઓ કશાઓ ધરાવે છે અ એમના પરોપજીવી સ્વરૂપો ઉદ્ધમ બીમારી એજ જીવા એટલે ઉત્પાદન કરે છે dripostnomiya પક્ષમદ ધારી proton proton જીઓન અંશ તેઓ જલ તેઓ જલદ છે હજારોની સંખ્યામાં સંખ્યામાં પક્ષમોની પક્ષમોની હાજરીને કારણે તેઓ સક્રિય રીતે હલનચલન કરતા જીવો ધ હલનચલન

અને હાલેસા જેવા સંકલિત હલનચલનને કારણે પ્રાણીના પ્રવાહની સાથે ખોરાક પણ અન્ન માર્ગના પોલાણમાંથી પસાર થાય છે ઉદાહરણ paramycium બીજાણુ ધરી protozoans આ સમૂહ વિવિધ સજીવન નો સમાવેશ કરે છે જે કે બીજ ને પોતા નું જીવનચક્ર માં આ ચેપી બીજાણુઓ જેવા તબકો ધરાવે છે સૌથી બદનામ એટલેકે modiyal છે કે જે મેલેરિયા ઉત્પન્ન કરે છે આ એવો રોગ છે કે માનવ વ વસ્તી ને મૂંઝવણ માં અસર ધરાવે છે plasmodiyam ફૂગ એ વિષયો ફૂગ એ વિષયો બે વિષય પહોંચી સજીવોની આગવી સૃષ્ટિ રચના છે તેઓ તેમની બાહ્ય કાલ ખૂબ જ વિવિધ દર્શાવી છે જે જ્યારે તમારી બ્રેડ ઉપર સફેદ તાતણા જેવી રચના વિકાસ પામે છે અથવા નારંગી નો સડો નારંગી નો સડો થાય છે તે તે ફૂગને કારણે છે જે આમ મશરૂમ જે તમે ખાઓ છો તો તે બિલાડીના ટોપ એ પણ ફુગ જ છે સમાન ના સામાન્ય મશરૂમ જે કે ખાવછો બિલાડી ની ટોપ ની અંદર એ પણ ફૂગ જ છે અને એના પ્રમાણ મળતા

બીજા કેટલા ફુગ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે દાખલા તરીકે pokemia અને ફૂગના કારણે ઉદગમ થાય તેનો મુખ્ય ઉદગ્રહ છે કેટલીક ફૂગ પ્રતિજૈવિક દ્રવ્યોનો સ્ત્રોત છે દાખલા તરીકે penicillium penicillium ફૂગ એજ હોય છે તથા પ્રાણીઓ વનસ્પતિઓ પર થાય છે તે હૂંફાળી અને ભેજવાળી જગ્યાએ વિકાસ પામવાનું પસંદ કરે છે તમને નવાઈ લાગશે કે શા માટે આપણે ખોરાકને ખોરાકને refigrator મૂકીએ છીએ હા તે ખોરાકને bacteria કે ફૂગના ચેપથી બગડી જતો અટકાવવા માટે તમને નવાઈ લાગશે શા માટે આપણે અ આ bacteria ફૂગ ને ચેપથી બગાડી જતા અટકાવવા માટે

રચના જાડી melchium તરીકે ઓળખાય છે કેટલા આ ક્વ કલ્પસૂત્ર બહારનું કેન્દ્ર ભરેલા સળંગ નારી જેવા વસ્ત્ર ધરાવે છે અને બહુ કોષને કેન્દ્રઅ થી કહે છે જયારે બીજી કેટલીક ફૂગ તેમના કવચ ક્ષેત્રમાં આડા પડદા આડા પડદા કે ત્રાંસી દીવાલો ધરાવે છે ફૂગની કોષીય દીવાલો catin catin અને poli policysecretary સંગઠિત સંગઠિતથયેલી છે જેને fungus fungus cellulose કહે છે મોટાભાગની ફૂગ વિશ્વ વિશ્વમાં પોષી તેને પોષણ માટે મૃત ધરાવતા dead સ્ટેયક્ષ માંથી દ્વાર કાલ્પનિક પદાર્થો નું કરે છે આથી ફૂગ કહે છે કેટલીક ફૂગ જીવંત વનસ્પતિઓ અને જીવંત પ્રાણીઓ પણ આધાર રાખી જીવન ગુજારે છે અને પરોપજીવી parasite ફૂગ કહે છે તેઓ સજીવો સજીવો તરીકે પણ જીવન જીવે છે લીલા લીલ સાથેનો લીલ સાથેનો તેનો સહવાસ કે સહજીવન lichens તરીકે અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ સાથેનો તેનું સફળ તેનું સહજીવન કવળ કવકમુળ કહેવાય છે મોટાભાગની ફૂગ વિશ્વમાં બોઉં જ છે અને અ પોષણ માટે મૃત આધારે dead subtract માંથી અ દ્રાર carbonic પદાર્થો શોષણ કરે છે આથી તેમને અવખંડન અ fission અને કલિકા just budding